હવે તમારે પૈસા કમાવવા હોય તો રજા પાડ ના પડાય. તો પછી હુ લેવા રજા રજા માટે રડો છો? તો આગળ Process મુકો એટલે જ હશે કે નઈ થાય હશે તો?

કમાય કમાય ન ભેગું કર્યું હ તો ફરો ને. એવું છે? બરાબર. નવી જગ્યા એ નવા લોકો જોવા મળે એટલે હારું લાગે. ખેતર માં જાઓ ન ખેતી કરો તો એકલા એકલા થી ખેતી થવાની. ખેતી એકલા થી થોડી થવાની.

તમારે નાનું બગીછું રાખી દેવાનું ત્યાં અગાળી બાગુચ. હઉ નાના બગીચામાં ચા વાવવાની. તે. એવું? કેમ દાર્જલિંગ જ કો ને.

હે એવું? ચા ના બગીચા માં હુ કરવું?

બરાબર. આપડે ગમે એમ જઇયે ત્યાં ફરવાની મજા આવે. પછી ત્યાં રોકાયે ચાર દિવસ કંટાળી જઇયે. હેંડો આપડા ઘેર. એવું છે? અરે સુકૂન તો ઘરે ભી મળે જ ને?

કઈ ની બસ બેઠા છે. આજે ક્યાં Time મળી ગયો કોલ કરવાનો? વિકોક હોય તો બીજા કોઈન માથું ની ખાવાનું હે ને અહીંયા જ માથ

હું જ મળી માથું ખાવા માટે બીજો કોઈ ના મળ્યો? બરાબર. હા બોલો. મને જ જયારે. હા બોલો. ત્યાં ના બોવ મસ્ત જગ્યા છે. મથુરા માં છે ને ત્યાં અગર કેવું છે. ત્યાં આગળ ભક્તિ છે ને ભક્તિ જાઓ ને તો બોવ સારું. છે ને ત્યાં ગળી. ઘણી જગ્યા ઓ હે બરસાના છે, મથુરા, વૃંદાવન ધામ છે. પછી કૃષ્ણ જન્મસ્થળ છે. ત્યાં અમને રાસલીલા કરી એ યમના ઘાટ છે. ક્રિષ્ન કુંડ અમ ક્રિષ્ન કુંડ છે, રાધા કુંડ છે. ઘણી બધી જગ્યા ઓ છે ફરવા માટે.

તહીં ના દેવી પ્રગટ થયા થા તે વૃંદાવન Garden એટલે તા અગાળી તુલસી નું બાગીછું છે એટલે વૃંદાવન ધામ. હા. પણ તુલસી કેવી. ત્યાં ગાળી. હમ પણ એ તુલસી કેવું અલગ પ્રકાર ની જે ગોપીઓ હતી ને એ તુલસી બની ગઈ છે અત્યારે. જે ક્રિષ્ન ભગવાન લીલા કરતા હતા ને તે વખતે એટલે લીલા કરતા તે છે ને ગોપીઓ બધી તે ગોપીઓ બધી છે ત્યાં તુલસી બની ગઈ છે. તે વૃન્દાવનધામ. તો ત્યાં ગાળી તમે. મોટા મોટા મોટા ઝાડ છે એમના. આયા આગળ તુલસી કેવી છોડ હોય નાના પણ એ છે એકદમ પાંચ ફૂટ જેટલી મોટી અને એકોઈ દિવસ સુકાતી નથી ત્યાં આગળ.

માં રાધા જી ને શ્રીનગર કરાવતા હતા. થોડા વિલાપ કરતા તા. પછી ગોપીઓ જોડે રમતા હતા. બધીજ ચાલે એ બધું અલગ અલગ છે ઘાટ અને રાધાજી નું જન્મસ્થળ છે. તો રાધા મહેલ છે બધું જ છે જોવાનું. મજા આવે અને પછી ત્યાં રોકાવાનું આશ્રમ માં ને ત્યાં ગાળી કેવું છે આપણે આયા આગળ ચાર વાગ્યા પછી કોઈ Public ના દેખાય શુક્રવારે ચાર વાગે. ત્યાં અઢી વાગે આપડે એટલું Public હોય જાણે કે દિવસ જેવું હોય ત્યાંની એજ ત્યાંની માયા એ માયા જ એવી છે ત્યાં આગળ. ના ના દસ વાગે તમારે પબ્લિક ઓછી દેખાય પછી રાત્રે અઢી વાગે ત્યાં ગાળી કારતક મહિનાનું એટલે કે નું Maine કારતક બોવ ગણાય છે. કારતક મહિના નું બોવ મહત્વ છે ત્યાં ગાળી. એવું છે. કાર્તિક મહિના માં જેમ આપડે કેવા હો જે લોકો ધર્મ ની અને પોતાનું કંઈક મહત્વ એમ પોતાનું તઇ વરાવે છે તમે લોકો શું ત્યાં આગળ જાઓ છો? તેવી રીતે આ લોકો નું ધર્મસ્થળ છે અમારું. ત્યાં ગાળી અમે કારતક મહિનાનું ભરીયે ને ત્યાં ગાળી માં બધું ચાલુ. થાય જાય છે આ ગાળી અઢી વાગ્યા નું છે અને સવારે ચાર વાગે મંગલ આરતી કરે. મંગલ આરતી નું દર્શન થઈ જાય ને તો બોવ સારું કેવાય. બીજે અમે ફરવા ગયા તા હમણાં વચ્ચે નાસિક ખંડાલા. મહારાષ્ટ્ર ખંડાલા. ત્યાં ગાળી બસ એવું કઈ મોટી મોટી ઘાટીઓ હતી તે ઘાટીઓમાં મસ્ત સરસ જગ્યા છે પણ કેવું કે અમે ઉનાળામાં ગયા તા તો બવ ગરમી હતી એમાં ના મજા આવે.

અને ઉનાળામાં પૂછો નઈ આમ, બાર નીકળવાનું વિચાર બોલો તમે કઈ ફરવા ગયા હતા? મેગેન

એવું છે? બરાબર.

Three Sixty degree નામ ભી કેવું છે વિચિત્ર

બરાબર. જવું પડશે જવું પડશે જોવા.

હા, હાવડા Bridge નું સાંભળ્યું છે હાવડા Bridge બવ મોટું હે? એવી રીતે? એવું કેવું? વગર Pillar નો કેમ એ રીતે બનાયો છે? એ Engineer નું જોવું પડશે મગજ તો જબરું કેવાય.

પછી ત્યાં રસગુલ્લા બોવ Famous મજા આવે ખાવાની. બરાબર. બેંગનભાજા ખાધા? રસગુલ્લા ના બેંગનભાજા?

બેંગનભાજા એટલે ત્યાં બેંગન નું ભજિયું બનાવું. બરાબર. બરાબર. આ તો મેં સાંભળેલું વ્યવસ્થિત જેવું

હે એવું? બોવ વસ્તી છે હો મહાનગર પણ ત્યાં મચ્છી

એવું. પણ વૈષ્ણવ ના ખાય એટલે ત્યાંનું હ. ત્યાંનું મેઈન ખવાતી મચ્છી-ભાત. એવું છે? અત્યારે તો કોઈ જંતુ હોય ત્યાં. હમ બરાબર. જવું છે એક વાર અમારે ભી જવું છે ત્યાં ગાળી. હમણાં વચ્ચે જ ઈચ્છા હતી પણ ના જવાયું. રજા જ નથી મળતી.

એ ગંગા ના ઘાટ ને કિનારે છે. વિશ્વ નું સૌથી મોટું મંદિર બનવાનું છે. એવું હતું હવે હતું બે હાજર એકવીસ થી બનવાનું ચાલુ થયું તું. અત્યારે હવે પૂરું થયુ કે નઈ એ ખબર નઈ યાદ. કી છે કે થોડું થોડું પૂરું થવા આવ્યું છે હમ તો ત્યાં જવું છે ત્યાં પેલા મારા ગુરુ છેને ચૈતન્ય મહાપ્રભુ જેમનું જન્મ સ્થળ છે. એટલે ત્યાં.

વખત ત્યાં જવું જ છે. અને જગન્નાથપુરી.

ત્યાં કેવું છે ખબર? જગન્નાથપુરી માં ત્યાં આગળ તમારે એક પ્રસાદ આપે ને તો એક વાટકી ભરી ને તમારું પેટ ભરાય જાય તેવું છે ત્યાંની મહિમા. ત્યાં આગળ એક Friend એ પણ એમનું સાંભળ્યું તું મેં. એ લોકો ગયા તા ને તો ત્યાંતો લોકો મોટા ભાગે ભાત જ ખાય છે અને ત્યાંના ભાત ભી કેવા મોટા મોટા હોય છે. અને ત્યાં એ ખાય ને એટલે અમર તો ખવાતું નોતું. થોડું મેં Test પ્રસાદ હતો ને તો તે એટલી જ તો ભરાય જ જાય કે અમે થાકી જઇયે ખઈ ખઈને. તો એ લોકો નાખે હજુ દો ચો એને ત્યાં પ્રસાદ માં કેવું છે ત્યાં જગન્નાથપુરી ને ભક્તિ નથી ત્યાં ખાવાની ભક્તિ છે જેટલું ખાવ એટલી ભક્તિ કહેવાશે. ત્યાં ગાળી કેવું ખાવાની ભક્તિ ધરાવવાની હોય કે જેટલી ખાવાની શક્તિ હોય એટલું ખાવ. પણ ખવાતું જ નઈ કોઈનાથી ત્યાં ગાળી. અને ત્યાં સ્પોરચ બનાવે પ્રસાદ માં તમને બધું જ આપે. મીઠાઈ માં તો મીઠાઈ માં તો પેલું નવું નવું Item મો જે ખાતા હોય છે.

મસ્ત લાગે. તમે ખાવ ને તો મજા આયી જાય તેવું અને એની જ નામ તો ભક્તિ છે. જો તમે એમાં સ્વાદ લેવા જાવ તો સઁસાર નું સુખ માણો. અને જો ભક્તિ માં હોવ તો બધું જ સુખ એક જ વાર માં આયી જાય.

બધા એવું જ કે છે પંડિત થઈ ગયા છો તમે લાગે છે. પેલું કેવું છે ત્યાં ગાળી ભગવાને કીધું છે કે તમે પ્રસાદ ખાવ છો ને એમાં તમારે જેટલું ખાવાનું શક્તિ હોય એટલું ખાવ અને પણ કેવું પ્રસાદ માં આવે બધું જ એને સ્વાદ કેવાય પ્રસાદ કહેવાય છે. ને જો તમે અલગ અલગ સ્વાદ લેવા જાવ તો એ સંસાર નો સ્વાદ કહેવાય પછી તો પછી તો તમે ભક્તિ માં નથી એનો અર્થ બરાબર. કેમ એવું પંડિત જેવું? હવે જે સાચું છે જે લખેલું છે એ સાચું પણ છે. આ તો સંસાર નામ ખાલી માત્ર સંસાર જ છે જીવવા માટે ખાતર જીવવાનું. કોઈ કોઈનો વાતે નઈ. બધા સંસાર માં એમનામ જ આયા છે ખાલી હાથ ને ખાલી હાથ જ જવાના આતો માત્ર ભગવાને જીવવા માટે સહારો આપ્યો છે કે તમારા છોકરા, છોકરી, માતા, પિતા, કુટુંબ જીવવા માટે જો કોઈના હોય તો માણસ કંટાળી જાય. એક જવાબદારી આપી અને જો તમે જવાબદારી માં ખરા ઉતર્યા તો તમારું એવું છે એટલે ત્યાં આ બધું ભક્તિ એવી રીતે શીખવાડવામાં આવી છે જે તમે જમો છો. જે બધી પ્રસાદી તમારી પાસે છે. ધારો કે મીઠાઈ છે. અલગ અલગ જો દાળ હોય તીખી હોય મીઠાઈઓ મીઠી હોય. કરેલા નું શાક કડવું હોય તે બધું Mixed કરીને ખાવ એટલે કે બધું Mixed કરીને ખાવાનો અર્થ કે તમે જે સંસાર ના સુખે છે એ ભોગવવા માંગો છો એનાથી તમે તારી આઓ એવું લેવા માંગે છે. એટલે ત્યાં આગળ ની ભક્તિ અલગ છે કે પ્રસાદ ખાવાની શક્તિ ધરાવો એટલે જેટલું ખાવ એટલી ભક્તિ કહેવાશે. ત્યાંનો પ્રસાદ કઈ રીતે બનાવવાનો ખબર? ત્યાં ગાળી કેવું છે. અમ સાક્ષાત લક્ષ્મી જી ત્યાં આગળ એની અગ્નિ પ્રગટ કરવામાં આવે છે કરવા આવે છે એક મોટું કુંડ બનેલું છે અને સાત હાંડી ઓ ચડાવવામાં આવે છે ત્યાં ગાળી ખાવા માટે એક ઉપર એક એકની ઉપર એક એકની ઉપર એક પણ સૌથી નીચે સૌથી પેલા કઈ પાકે ખબર સૌથી નીચે ની સૌથી ઉપર ની હોય ને એ પાકે. અરે નીચે નું કાચું જ હોય શાક મોં અને સૌથી પેલા ઉપર નું જ પાકે સાથ માળા નું જખમ આવે છે અને ઉપર નું સૌથી પેલા જમવાનું બને છે એવું કહેવામાં આવે છે. હવે આપડે ગયા નથી પણ ત્યાંની મહિમા એવી સાંભળી છે. હા અને એવું છે. એક વખત તે શું થયું ખબર ત્યાં ગાળી જગન્નાથપુરી માં? એક ભક્ત હતો તો એને પરવાનગી નાતી અંદર જવા માટે. આ જગન્નાથ ની રથયાત્રા શા માટે ખબર છે? નથી ને? એક વૈષ્ણવ હતો પણ એ Western હતો બહાર નો હા, વૈષ્ણવ હતો પણ બહાર નો હતો India થી બહાર નો હતો. London નો હતો અને તેણે છેને પદયાત્રા કરી ઓડિસા જય આવ્યો અરે કલકત્તા જય આવ્યો વૃંદાવન જય આવ્યો મથુરા જય આવ્યો. પણ એને છેને એવું કીધું કે India થી પાછા હિન્દૂ નથી ને એટલે તને ત્યાં ગાળી અંદર પ્રવેશ નથી. તો, એ બિચારો એટલો મૂંઝાયો કે ભગવાન ને ભી દયા આયી કે આવું કેમ મારા ભક્તો ને મારા ભક્તો જે ભી હોય ગમે તે હોય એને અંદર આવવાનું ભગવાન તો કે ને Direct પછી એવું થયું આગલા દિવસે ભગવાન ને તાવ આયી ગયો. કેવા માટે ભગવાને કેવું કર્યું ખબર? લીલા રચી. એ ભગવાન ને તાવ આવ્યો અને એમને પંદર દિવસ અંદર રાખવામાં આવ્યું. એટલે કે આપડે કેમ Admit થઈયે એ રીતે દવા ચાલુ

તો એમને થયું કે મારા ભક્ત ને આવું ના થવું જોઈએ તો તાવ આવ્યો પછી એમને થોડું સારું લાગ્યું. તો કે મારે હવે નાના ના ઘરે ફરવા જવું છે તો બહાર નીકળે પછી એમને જગન્નાથ ને તો બહાર કાઢવા જ પડે જવું છે તો પછી ત્યાં ના વૈષ્ણવો એ બહાર કાઢ્યા ત્યારે એમને દર્શન થયું એટલે લીલા એવી છે મને એટલી બધું યાદ નથી પણ જેટલું યાદ છે એટલું કવ ચુ. મને એ બોવ ખાસ નથી યાદ એની કૈક બીજી જ સ્ટોરી છે પણ આ રીત નું થયું હતું. તો ભગવાન નું એવું કહેવાનું છે કે જે ભક્તો મંદિર માં નથી આવી સકતા એમના માટે હું બહાર આવું છું અને એમની આખો એટલી મોટી મોટી છે કે એક પળ એમને પરખ જ નથી ત્યાં આંખ ની આંખ પર પાલક નથી કેમ કે હું મારા દરેક ભક્ત ને જોઈ શકું એટલી બધી માયા રાખી છે એમના શબ્દો પાર એટલે બધા કી પૂછશો નાઈ એ જ ના કેવાય. એટલા માટે રથયાત્રા કાઢવામાં આવે છે જે કે મારા ભક્તો આપણા ભક્તો ને જોઈ શકે પોતાની આંખે

જો Viral થાય તો એક દિવસ જાયી ના ભઇ આપડે પહાડો પર ચડવાની હિમ્મત નથી એટલી બધી History નથી યાદ મને ત્યાં ગાળી. કેદારનાથ શંકર ભગવાન નું કઈ છે. અને ત્યાં ગાળી શિવલિંગ છે હા. વિષ્ણુ ભગવાન ના દર્શન ભી ત્યાં પ્રગટ થયા તા. યાદ નથી અત્યારે ત્યાંની લીલા સાંભળી છે ખરી. અમરનાથ નું ભી નઈ એટલું બધું ખ્યાલ. હતું મને બધું યાદ હતું પણ અત્યારે બધું થોડુંક મગજ આયા ચાલે છેને બધું બાષ્પીભવન થઈ ગયું છે આ Job Job Job માં કંટાળી ગઈ એટલે હવે Time નથી મળતો જવા માટે મંદિર. નઈતો બધું યાદ હતું એવું? તમને શું સાંભળવાની માજા આવે છે આમ? એવું? બરાબર. એવું. તમારું બતાવો તમારું શું ચાલે છે?

તમે કઈ ફરવા ગયા બીજે તમારું કઈ સંભળાવો નવું હોય તો હા. અજમેર બરાબર. વાહ, અમારા કરતા તો તમે તમે વધારે દુનિયા જોયેલી છે. અરે રાજ. બરાબર બરાબર. અરે રાજસ્થાન તો હું પણ ગઈ તી વચ્ચે એક વખત અરે કઈ ની આ જોબ કરવા Like business ચાલુ કર્યો તો એનામાટે ગઈ તી. હતો એક એવો Marketing નો હતો તો ત્યાં આગળ મજા આયી તી પણ હ. અઠવાડિયું રોકાયા તા. અઠવાડિયું ને ચાર દિવસ. કોઈ બે દિવસ Extra થઈ ગયું તું અમારું. કારણકે અમારે Team છેને પેલા પોચી ગયી તી બે દિવસ. તો બે દિવસ ફરવા મળ્યું તું ત્યાં National Park છેને ત્યાં અગાળુ. હવે National Park. આપડે કેવાતું નઈ સૌથી મોટું જંગલ અરે હા ગયા તો ત્યાં અગાળી હવે India માં કાયા જાનવરો હોય છે? માણસો કરતા તો વધારે નથી. બીજી જે રીત છે અમુક અમુક દાખલા ઓં ની અંદર વપરાશે બરાબર દાખલો જોઈશું તો આપણને idea આવી જશે કે ભાઈ આપડી capacity વાળો દાખલો છે તો આપડે એ રીત નો ત્યાં ઉપયોગ કરશુંઅને એ રીતે ને આપડે કહીશું હવા વાળી રીત આપડી ભાષા માં હવા વાળી રીત આ તમ્રે કઈ પરીક્ષા માં નહી પુછાય કે ભાઈ બીજી રીત કઈ તો લખો હવા વાળી રીત એટલે આ બધી ગણતરીઓ હવા માં કરશો એવા દાખલાઓ આવશે બરાબર ત્યારે જોઈશું તો આ રીત official રીત નથી પણ

લસા મેળવવા બે example ગણી શું કેટલા બે એ બંને example અવિભાજ્ય અવયવી ની રીત થી પણ ગણી શું અને ભાગાકાર ની રીત થી પણ ગણી શું બરાબર તો બે રીત થી એક દાખલો આપડે ગણવા નો પ્રયત્ન કરીશું તો example number પેલો તો શું છે example number પેલો તો કે નવ બાર અને પંદર નો લસા અ મેળવો બરોબર તો પેલા કઈ રીત થી મેળવીએ છીએ આપડે અવિભાજ્ય અવયવ ની રીત

અમે નાના હતા ને છઠા ધોરણ માં જયારે આવું કાઈક કરતા પેલું નિસરણી જેવું બનવતા આવું તો અહીં નવ નાં અપડે આવીયો જોડવા ના છે શું જોડવા ના છે આવીયો તો જોવા નું કે આ નવ ચેવ એને હું કોના વડે ભાગી શકું એક વડે ભાગી શકું પણ એક નહી લેવા નો કેમ તો કે એક એ અવિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય ક્યા શીખ્યા પેલા ચિત્ર માં શીખવાડ્યું તમને અવિભાજ્ય સંખ્યા ઓ તો અહિયાં અવિભાજ્ય અવયવો છે તો અહિયાં જો અવયવો આવશે એ હમેશા અવિભાજ્ય જ હોવા જોઈએ અને અવિભાજ્ય સંખ્યા શરુ ક્યાંથી થાય બે વડે બે થી શરુ થાય તો જોવા નું એક ને કરવા નો બે અવિભાજ્ય સંખ્યા છે

આ નવ ને તમે ત્રણ વડે ભાગો તો ત્રણ તેરી નવ થાય કેટલા થાય ત્રણ તેરી નવ તો એ ત્રણ તેરી નવ નો ત્રણ અહિયાં લખવા હવે શું કરવા નું કે અહિયાં ત્રણ આ ત્રણ ને હજે ભાગવા નાં કોના થી ભાગવા ના તો કે અવિભાજ્ય સંખ્યા થી ભાગવા ના એક તો નો આવે બે થી ભાગી સકાય તો કે ત્રણ ને નો ભાગી શકાય તો ત્રણ ને direct સેના થી ભાગી શકાય તો કે ત્રણ વડે ભાગી શકાય તો અહિયાં લખીશું ત્રણ ત્રણ ને ત્રણ થી ભાગો તો ભાગ ફળ કેટલું મળે એક તો અહિયાં લખવા નું હવે ભાગાકાર ક્યા સુધી તમારે ચાલશે તો કે અહિયાં એકડો નાં મળે ત્યાર સુધી હવે સાહેબ અવિભાજ્ય અવયવો કયા મળ્યા અહિયાં આપણને તો અહિયાં આ ત્રણ અને આ ત્રણ થી શું મળ્યું મને તો કે આ નવ ના અવિભાજ્ય અવવાયવી મળ્યા તો એને લખવા ના અહિયાં ત્રણ અને ત્રણ એને કેમ લખવા ના આ ત્રણ ગુણ્યા ત્રણ થાય કેટલા થાય ત્રણ ગુણ્યા ત્રણ અને વ્યવસ્થિત લખું હું તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ નો વર્ગ લખાય શું લખાય ત્રણ નો વર્ગ તો આ નવ ના અવિભાજ્ય અવયવી મળી ગયા હું તમને એકદમ સાંતી થી સમજાવું છુ જે લોકો ને અત્યાર સુધી ગણિત નતું આવડતું ને એ લોકો video જોતા હશે application ની અંદર થી તો એમને પણ મત આવડી જશે તો બીજી સંખ્યા છે બાર હવે બાર ને લઈએ આપડે બાર ને પણ નવ ની જેમ ભાગી તો બાર ને તમે જોવો બે થી ભાગી શકશો તો અહિયાં લખીએ બે થી બરાબર તો શું થાય બે છક બાર કેટલા થાય બે ગુણ્યા છ કરશો એટલે બાર થશે તો અહિયાં છ આવ્યા હવે આ છ ને ભાગવા ના છ ને જોવો બે થી ભાગી શકાય તો ભાગવા નાં તો કઈ રીતે થશે બે તેરી છ બે તેરી છ થાય બરોબર હવે ત્રણ ને ભાગવા નાં ત્રણ ને direct કોના થી ભાગશું તો કે ત્રણ થી જ ભાગી શકાય તો ત્રણ થી ભાગ્શું ત્રણ ને તો મને કેટલું મળશે અહિયાં તો એકડે એક મળશે આ એક મળી જાય એટલે આપડું કામ પૂરું થઇ ગયું બે બે અને ત્રણ જે મળ્યા બે બે અને ત્રણ એ શું મળ્યું મને બાર નાં અવિભાજ્ય અવયવી મળ્યા તો લખીએ એને અહિયાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે બે અને ત્રણ એને ગુણાકાર માં લખીએ હજે એને આગળ સાદુરૂપ આપીએ તો બે ગુણ્યા બે એટલે કેટલા થાય તો કે બે નો વર્ગ ગુણ્યા આ ત્રણ આવી રીતે લખી શકાય હવે કઈ સંખ્યા છે એકડે પંદર તો એના પણ અવયવી ઓ પાડીએ ચાલો તો પંદર ને બે થી ભાગી શકાય નો ભાગી શકાય direct કોના થી ભાગી શકાય ત્રણ થી તો ત્રણ પંચ પંદર તો અહિયાં પાંચ લખ્યા પાંચ ને બે થી નો ભાગી શકાય ત્રણ થી નો ભાગી શકાય ત્રણ થી નો ભાગી શકાય અને થી એ નો ભાગી શકાય અને ચાર ને તો જોવા નાં ય નહિ કેમ તો કે ચાર એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે બે ત્રણ અને પછી કઈ આવશે direct પાંચ ને પાંચ થી હું ભાગું તો મને અહિયાં કેટલા મળશે એક મળશે અહિયાં મારું કામ પૂરું થઇ ગયું તો અહિયાં પંદર નાં અવિભાજ્ય અવયવી મને કયા મળ્યા તો કે ત્રણ અને પાંચ આને કઈ રીતે લખાય તો કે આને ત્રણ ગુણ્યા પાંચ આમ લખી દેવાય આટલું થઇ ગયું બરાબર હવે શું કરવા નું તો કે હવે જો મારી પાસે નવ નાં અવિભાજ્ય અવયવી ઓ છે ત્રણ નો વર્ગ બાર નાં અવિભાજ્ય અવય્વીઓ છે બે નો વર્ગ ગુણ્યા ત્રણ પંદર ના અવિભાજ્ય અવયાવીઓ છે ત્રણ ગુણ્યા પાંચ એના થી દરેક ની અંદર હોય એવો અવિભાજ્ય અવયવી કયો અહિયાં પણ હોય અહિયાં પણ હોય અને અહિયાં પણ હોય એવો અવયવી કયો તો તમે વ્યવસ્થિત રીતે જોશો ને તમે તો મિત્રો તમને ખબર પડશે કે જુઓ અહિયાં ત્રણ છે આ નીચે જે છે ને આધાર પછી જે એ તમારો અવયવી છે અહિયાં ત્રણ છે અહિયાં પણ ત્રણ છે અને અહિયાં પણ ત્રણ છે ખાસ ધ્યાન રાખજો બધા માં ત્રણ છે એ ત્રણ માં હૌથી મોટી ગાત કોની છે હૌથી મોટી ગાત કઈ છે અથવા હૌથી વધાર હૌથી મોટો તગડો કયો છે તો તમે કહેશો કે સાહેબ અહિયાં ત્રણ નો વર્ગ છે અહિયાં ખાલી ત્રણ છે અહિયાં ખાલી ત્રણ છે તો આ જે મોટો હોય ને મોટો તગડો ત્રણ નાં વર્ગ વાળો એ તમારે લઇ લેવા નો બરાબર એ તમારો સામાન્ય અવયવી છે મોટા માં મોટો તો ત્રણ નો વર્ગ આપડે લખી શું પછી શું કરવા નું પછી જોવા નું કે બીજું કઈ ત્રણેય માં હોય એવું સામાન્ય છે અહિયાં પણ હોય અહિયાં પણ અને અહિયાં પણ હોય તો તમે કહેશો કે હવે તો સાહેબ એકેય માં સંન્ય હોય એવું કઈ નથી બરાબર ખાલી ત્રણ હતા બધી જગ્યા એ હવે સામાન્ય કઈ નથી તો હવે શું કરવા નું તો હવે જે વધેલું છે જો અહિયાં તો ખાલી ત્રણ નો વર્ગ છે બીજું કઈ નથી અહિયાં ત્રણ હતા એ આવી ગયા ત્રણ નો વર્ગ આવી ગયો એટલે ત્રણ નહી લેવા ના એની સિવાય ની શું છે તો તમે કહેશો સાહેબ આમાં બે નો વર્ગ છે તો એને લખી દેવા નો છે પાછળ બે નો વર્ગ ગુણ્યા ચોગડો આવી ગયો અહિયાં વધ્યું છે શું તો કે પાંચ વધ્ય છે પાંચ લખી દો બરાબર હવે આનું તમે સાદું રૂપ આપશો અને જે મળશે એ તમારું શું હશે જવાબ હશે કે જો ત્રણ નો વર્ગ નવ થાય બે નો વર્ગ ચાર થાય અને પાંચ એમના એમ હવે એનો ગુણાકાર કરીએ આ પાંચ ગુણ્યા ચાર એટલે કેટલા થશે વીસ અને વીસ ગુણ્યા નવ એટલે બે નવા અઢાર અને પાછળ શૂન્ય લગાવશું જો આવી રીતે થાય આ નવ અને આ ચાર પંચ કેટલા હતા વીસ પછી આ નવ

તો આવી રીતે મિત્રો અવિભાજ્ય અવયવી રીત થી તમે શું મેળવી શકો લસા અ હું એવું નથી કેતો કે આ રીત નહી કરવા ની આ કરવા ની તમને મજા આવી કરવા ની અને પછી એ પણ કહીશ કે આ રીતે કરવાનું બરાબર તો રીત આ છે અવિભાજ્ય અવયવી ની રીત હવે આનો આ દાખલો સાહેબ તમે કીધું હતું કે ભાગકર ની રીતે પણ ગણીશું તો ગણીએ તો ભાગકર ની રીત કઈ રીતે apply કરવા ની અ દાખલા ની અંદર તો સંખ્યાઓ કઈ કઈ છે નવ બાર અને પંદર તો જો ને આને આવી રીતે લખવા ની નવ પછી બાર પછી પંદર આ વચે શું કામ કર્યું કે સંખ્યા ઓ છૂટી છૂટી હોય એટલે ભેગી નાં થઇ જાય

કે ત્રણેય ને ભાગી સકે એવી સંખ્યા તમને કઈ દેખાય છે આ ત્રણેય ને ભાગી શકે એવી હો અથવા તમને એવું લાગે કે જે આં બાર છે ને બાર એને બે વડે ભગાય છે કોના વડે બે વડે અથવા આવો જયારે લસા અ આવી રીતે મેળવવા નો હોય ત્યારે શરૂઆત તમારે બે થી કરવા ની તમારે એક પણ સંખ્યા તમને એવી જોવા મળે કે જેને તમે બે વળી ભાગી શકો તો તમારે બે થી શરૂઆત કરવા ની તો જુઓ નવ ને બે થી નાં ભાગી શકાય તો બાર ને તો બે થી ભાગી શકાય ને તો બાર ને બેઠી ભાગી શકાય એટલે બે થી ભાગાકાર ની શરૂઆત કરીશું કોના થીન કરીએ છીએ બે થી તો આ બે હવે જેને જેને ભગાતા જાય એ લસા મુજબ નાં ભાગી શકાય એવા હોય ધારોકે બે થી શરુ કર્યું તો આ નવ ને તો બે થી નો ભાગી શકાય તો નવ ને એમના એમ લખવા નાં એનું કઈ કરવા નું નહી બાર ને તમે બે થી ભાગો તો બે છક બાર થાય તો અહિયાં છ લખવા નું પછી તમે જુઓ છો તો પંદર ને પણ બે થી નો ભાગી શકાય તો પંદર ને પણ એમ નાં એમ લખી દેવા ના એનું કઈ કરવા નું નહી હવે આ બધી સંખ્યા ઓ ને બે વડે ભાગવા ની ભાગાકાર બે વડે કરવા ના શું કીધું કે કોઈ પણ એક સંખ્યા ને બે વડે ભગાય શકાય તો બે વડે ભાગો હા છ ને ભાગ્ય છે તો બે થી ભાગવા નું તો બે થી ભાગાકાર કરશું નવ ને નાં ભાગી શકાય તો એમ નાં એમ ત્રણ ને ભાગી શકાય બે તેરી છ તો અહિયાં ત્રણ પંદર ને નાં ભાગી શકાય તો પંદર એમનાએમ clear આટલું હવે તમે જોશો કે નવ ત્રણ અને પંદર આ માં થી એકેય સંખ્યા ને હું બે વડે ભાગી શકું નહી તો હવે કોના વડે ભાગી શકાય બે પછી સંખ્યા કઈ આવે અવિભાજ્ય ત્રણ તો ત્રણ થી check કરો તો જોઉં ત્રણ થી નવ ને પણ ભાગી શકાય તત્રણ ને ભાગી શક્ય ને પંદર ને ભાગી શકાય તો જેટલા જેટલા ભાગતા હોય એટલા ભાગવા ના નાં ભાગે એમના એમ આગળ લઇ જવા ના તો આ નવ ને ત્રણ થી ભાગીશ તો ત્રણ તેરી નવ આ ત્રણ ને ત્રણ થી ભાગીસ તો ત્રણ એકા ત્રણ અને આ પંદર ને ત્રણ થી ભાગીસ તો ત્રણ પંચા પંદર તો અહિયાં પાંચ આવશે હમ હવે જે સંખ્યા ઓ છે એમાં પાછુ check કરવા નું કે બે વડે કે ત્રણ વડે ભાગી શકાય છે તો અહિયાં તગડો દેખાય છે તો આને ત્રણ વડે ભાગી શકાય છે તો ત્રણ વડે ભાગો તો ત્રણ ને ત્રણ વડે ભાગો તો એક આ એક ને ત્રણ થી નો ભાગી શકાય તો એક એમના એમ અને પાંચ ને ત્રણ થી નો ભાગી શકાય તો અહિયાં પાંચ લખી દો હવે જોવો અહિયા એક એક અને પાંચ મળ્યા તો બે થી ના ભગાય કોઈ ત્રણ થી પણ નહી ભગાય અને ચાર તો લેવા ના નહી તો direct અવિભાજ્ય સંખ્યા કઈ આવશે પાંચ અને અહિયાં પાંચ છે તો પાંચ ને પાંચ વડે ભગાય તો પાંચ થી ભાગીયે તો આ એક ને નાં ભાગી શકાય એમના એમ એક નો ભાગી શકાય એમના એમ પાંચ ભાગ્ય પાંચ એટલે એક આવશે અહિયાં નીચે જેટલી સંખ્યા ઓ હોય એટલા એકડા થી જ ત્યાં સુધી જ આ ભાગાકાર તમારે કરવા નો છે સાહેબ હવે શું કરવા નું તો હવે આ બાજુ આ બધી જે સંખ્યા ઓ તમને દેખાય છે મિત્રો હા એ શું છે તો કે આપડા અવિભાજ્ય અવયવીઓ છે direct શું કરવા નું છે એ બધા જ અવિભાજ્ય અવિયવી ઓ નો તમે ગુણાકાર કરશો તો એ તમને શું આપશે એ તમને આપશે મિત્રો લસા અ બરાબર પ્રસાદી કેવાય શું કેવાય પ્રસાદી આપશે તો જે ગુણકાર કર્યા ક્યાં કર્યા અહિયાં શું છે અહિયાં બે ગુણ્યા બે એટલે કેટલા થાય ચાર તો ધીરે ધીરે ગુણાકાર કરવા નો ઉતાવળ નહી કરવા ની પછી આ તત્વ આખું જ આખું જ લખું ચલો એટલે તમને એમ નો થાય આ કાપી નાખ્યું એવું એક બે ગુણ્યા બે બે ગુણ્યા બે પછી શું છે આ ત્રણ બે વાર છે તો ત્રણ ગુણ્યા ત્રણ અને છેલ્લે કોણ છે આ પાંચ જેને જેને ગુણાકાર કર્યો છે એ આ બે નો ગુણાકાર કરો જેમ બને એમ થાય ગુણાકાર એમ જોવા નું બે ગુણ્યા બે ચાર અ ત્રણ ગુણ્યા ત્રણ નવ અને આ પાંચ એકલો હવે ગણા કેવું કરે ખબર હે ચાર નવા છત્રીસ ને છત્રીસ પંચા આવે એટલે શું થઇ જાય ચાર નવા છત્રી ને છત્રી પંચા એ કે નો ખબર પડી તો ગણા પાછા એમ કરશે નવ પંચા પિસ્તાળીસ ને પિસ્તાલીસ ગુણ્યા ચાર